આગળ વાત કરીએ તો, અપ્પા સાહેબ ધર્માધિકારી ને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે. આપણા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા દત્તાત્રે નારાયણ ધર્મ અધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવશે. દત્તાત્રે નારાયણ ધર્મ અધિકારીને અપ્પા સાહેબ ધર્માધિકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રની અંદર મિત્રો દત્તાત્રે નારાયણ ધર્મ અધિકારીને અપ્પા સાહેબ ધર્માધિકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અપ્પા સાહેબ ધર્માધિકારીને સામાજિક કાર્યકર અને સુધારક તરીકેના તેમના નામ પાત્ર પાછળ આ મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે. આ એવોર્ડ સમારોહ નવી મુંબઈના કારકર વિસ્તારના કોર્પોરેટ પાર્કમાં યોજવાનો છે. અને જેના માટે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અપ્પા સાહેબ ધર્માધિકારીને અગાઉ બે હજાર સત્તર માં પદ્મશ્રી પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. ભારત દેશનો એ પદ્મશ્રી કેટેગરીનો પદ્મા કેટેગરીનો મહત્વનો પુરસ્કાર બે હજાર સત્તર માં અપ્પા સાહેબ ધર્માધિકારીને પ્રાપ્ત થયેલો. અને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડમાં એક ચંદ્ર એક પ્રશસ્તિ પત્રક અને પચ્ચીસ લાખના રોકડ પુરસ્કાર સાથે અપ્પા સાહેબ ધર્માધિકારીનું સન્માન કરવામાં આવશે. મિત્રો મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડમાં એક ચંદ્રક આપવામાં આવે છે. પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. અને પચ્ચીસ લાખના રોકડ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે. અને અપ્પા સાહેબ ધર્મ અધિકારીના પિતા સ્વર્ગસ્થ ડૉક્ટર નારાયણ વિષ્ણુ ધર્માધિકારી જેને નાના સાહેબ ધર્માધિકારી તરીકે ઓળખવામાં આવે છે. અને તેમને પણ ઉપદેશક અને સુધારક તરીકે ના તેમના કાર્ય માટે, વર્ષ બે હજાર આઠમાં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ થી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. પિતા અને પુત્ર, બંનેને મિત્રો મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની. તો ઓક્સફર્ડ યુનિવર્સિટીની મેલેરિયા રસી મંજૂર કરનાર પ્રથમ દેશ કયો બન્યો છે? ગાના. ગાના યુનાઇટેડ કિંગડમની ઓક્સફર્ડ યુનિવર્સિટી ના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત, અત્યંત અસરકારક મેલેરિયા ની રસી મંજૂર કરનાર, વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. પરીક્ષામાં પુછાય તેવો પ્રશ્ન છે. યુનાઇટેડ કિંગડમ માં ઓક્સફોર્ડ યુનિવર્સિટી આવેલી છે અને તેના વૈજ્ઞાનિકો દ્વારા એક અસરકારક એવી મેલેરિયા ની રસી, બનાવવામાં આવી છે વિકસિત કરવામાં આવી છે. અને તેને મંજૂર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ગાના. આર એકવીસ અથવા તો મેટ્રિક્સ એમ નામની રસી વિશ્વ આરોગ્ય સંસ્થા, પંચોતેર ટકા અસરકારક લક્ષ્યાંક ને વટાવી ગઈ છે. મિત્રો આ રસી નું નામ મેલેરિયા ની જે રસી છે એનું નામ છે, આર એકવીસ અથવા તો મેટ્રિક્સ એમ. અને આ રસી વિશ્વ આરોગ્ય સંસ્થાના પંચોતેર ટકા અસરકારકતાના લક્ષ્યાંક ને વટાવી ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નું એક ક્રાઈટેરિયા છે કે કોઈપણ રસી,

અને ગાના દેશની અંદર જ્યારે મેલેરિયા ની રસીને મંજૂરી આપવામાં આવી છે. તો ગાના પશ્ચિમ આફ્રિકામાં આવેલો એક દેશ છે. એ અહીં તમે જોઈ શકો છો કે પશ્ચિમ આફ્રિકામાં આવેલો એક દેશ. અને તેની પશ્ચિમની સીમાએ આયવરી કોસ્ટ, પૂર્વ સીમાએ ટોગો અને ઉત્તર બાજુએ બોરચીના પાસો દેશ આવેલા છે. અહીં તમે જોઈ શકો છો કે અહીં પશ્ચિમ બાજુએ છે આયવરી કોસ્ટ. પૂર્વ બાજુએ છે ટોગો અને ઉત્તર બાજુએ છે બુર્તિના ફાસો. અને મિત્રો તેની દક્ષિણે ગિનીનો અખાત આવેલો છે. અહીં તમે જોઈ શકો છો કે ગલ્ફ ઓફ ઘીની. એટલે કે,

તેમજ ત્યાંની એક તૃતીયાંશ વસ્તી આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા નીચે જીવે છે. આ ગાના ની એક તૃતીયાંશ વસ્તી આમ જોવા જઈએ તો ત્રણે એક વ્યક્તિ ગાનામાં ગરીબ છે. આને સો એ જોવા જઈએ તો સો એ મિત્રો તેત્રીસ ટકા લોકો ગાનામાં ગરીબી રેખા નીચે જીવે છે. અને ગાના ના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? શું નામ છે? ગાના વર્તમાન રાષ્ટ્રપતિ. ગાના ની રાજધાની છે અક્કરા અને ગાનાનું ચલણી નાણું છે સેડી. મિત્રો ફરી એકવાર યાદ કરી લઈએ, કે ગાના ના રાષ્ટ્રપતિ અત્યારે કોણ છે? ગાના ની રાજધાની છે અક્કરા અને ગાનાનું ચલણી નાણું છે સેડી. અને હવે ખેલ જગતની વાત કરીએ. તો માર્ચ મહિના માટે ICC player of the month એવોર્ડ ના વિજેતા કોણ બન્યા છે? પુરુષ કેટેગરીમાં આ એવોર્ડ કોને પ્રાપ્ત થયો? મહિલા કેટેગરીમાં કોને પ્રાપ્ત થયો? તો ICC એ માર્ચ બે હજાર ત્રેવસી માટે, ICC player of the month ના વિજેતાઓની જાહેરાત કરી છે. જેમાં બાંગ્લાદેશના ક્રિકેટર શાખી અલહસમને ICC men player of the month માર્ચ મહિના માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમજ રવાંડાની ICC women player of the month તરીકે પસંદ કરવામાં આવી છે. મિત્રો બંને નામ યાદ રાખીશું. બાંગ્લાદેશના ક્રિકેટર શાખી અલહસન તેને માર્ચ મહિના માટે ICC men player of the month નો એવોર્ડ મળ્યો છે. અને રવાન્ડા ની ક્રિકેટર તેને ICC women player of the month માર્ચ મહિનાનો એવોર્ડ મળ્યો છે.

અને સકિબ અલહસનને બીજી વખત આ પ્લેયર ઓફ ધ મન્થ નું એવોર્ડ આપવામાં આવ્યો છે. પ્રથમ એવોર્ડ જુલાઈ બે હજાર એકવીસ માં તેમણે જીત્યો હતો. એટલે કે ICC player of the month એવોર્ડ બાંગ્લાદેશના ક્રિકેટર શાખી અલહસમને બે વખત પ્રાપ્ત થયો છે. ICC women player of the month માર્ચ બે હજાર ત્રેવીસ ની વાત કરીએ તો આઈસીસીએ માર્ચ બે હજાર ત્રેવીસ માટે ICC women player of the month તરીકે રવાનાની હેનરી ઈશિમુએ વિજેતા જાહેર કરી છે. અને હેનરી ઈશિમુએ માત્ર ઓગણીસ વર્ષની છે. અને જે રવાન્ડા માટે લગભગ પચાસ થી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ રમી ચૂકી છે. ઈમેજમાં તમે જોઈ શકો છો. પરીક્ષામાં એવો પ્રશ્ન પુછાય કે, તાજેતરમાં ચર્ચામાં રહેલ હેનરી ઈશિમુએ કયા દેશની એક મહિલા ક્રિકેટર છે? તો દેશનું એ નામ યાદ રાખજો રવાન્ડા. હવે ICC દ્વારા જ્યારે આ બંને ક્રિકેટરો એવોર્ડ આપવામાં આવ્યો માર્ચ મહિના માટે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC નું પૂરું નામ. અને ICC ના વર્તમાન અધ્યક્ષ છે બ્રેક બારકલે. ICC ની સ્થાપના થઈ છે પંદર જૂન ઓગણીસો નવના રોજ અને ICC નું હેડ કોટર યુએઈ દુબઈના મુકામે આવેલું છે. ક્યાં? સંયુક્ત અમીરાતના દુબઈ મુકામે. હવે ગત વિડીયોના પ્રશ્નની વાત. તો ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યમાં થઈ હતી? ભારતમાં પંચાયતી રાજની શરૂઆત સૌપ્રથમ રાજસ્થાન રાજ્યમાં થઈ હતી. અને જે મિત્રોએ સાચો જવાબ આપ્યો છે એમાં રાહુલભાઈ દેસાઈ, અનિલભાઈ વાજા અને ઉર્વશીબેન પટેલ એમાં ઉર્વશીબેન પટેલ લગભગ ડેઇલી કોમેન્ટ લખે છે. અને સારી રીતે લખે છે કે રાજસ્થાન રાજ્યની અંદર પંચાયતી રાજની શરૂઆત થઈ. એમાં પણ રાજસ્થાનમાં કયા જિલ્લા થી? તો નાગોર જિલ્લાના બગદરા ગામ થી. અને બીજી ઓક્ટોબર ઓગણીસો ઓગણસાહિથ ના રોજ આયા શરૂઆત થયેલી. એવી જ રીતે અનિલભાઈ વાજા એ પણ લખ્યું છે, રાજસ્થાનના નાગોર જિલ્લામાં શરૂઆત થઈ તારીખ હતી બીજી ઓક્ટોબર ઓગણીસો ઓગણસાહિથ અને રાહુલભાઈ દેસાઈ, તમને પણ અભિનંદન. લખ્યું છે, રાજસ્થાનમાં નાગર જિલ્લાના બગદરા ગામમાં અને શરૂઆત થઈ બીજી ઓક્ટોબર ઓગણીસો ઓગણસાહિથ અને ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ છે? એક એપ્રિલ

હા તમારે કેટલા amount ની જોઈએ છે? તો હું જાણી શકું કે અત્યારે તમે શું કરો છો મતલબ work માં? અને તમારું hourly શું હશે package sorry yearly okay so અમ તમારી ICICI bank માં fix deposit પડી છે કોઈ અત્યાર સુધીમાં? okay અને તમારે કેટલા amount ની loan જોઈએ છે okay અને પચ્ચીસ લાખ મતલબ અને homeloan જ જોઈએ છે બરોબર ને you are interested in homeloan okay વાંધો નહિ અને મે મહિનામાં જોઈએ છે right so તમે શેમાં interested છો? floatas કે fix?

અને બીજો તમે અગર flotas લો છો તો એમાં તમારે જેવી guideline change થાય એવું તમારું જે interest છે એમાં મતલબ ઓછો વધતો થઇ શકે પણ હવે તમે fix લો છો તો તમારે બાર ટકા જેટલો જ interest આખું વર્ષ રહેશે બરોબર અને એનું payment છે એ તમે monthly, quarterly અને six month એવી રીતે ત્રણેયમાં કરી શકો છો પણ તમારે fix deposit નથી તો તમે અગર પચ્ચીસ લાખ ની loan લો છો તો તમારે

હા તો તમારી minimum fix deposit અઢી લાખ જેટલી હોવી જોઈએ અને અગર એ નથી તો તમેં જયારે ભી પચ્ચીસ લાખની loan લ્યો ત્યારે અમને as a caution અઢી લાખ રૂપિયા as a પેલા as a caution આપવા પડે

depend કરે કે તમે કેટલા વરસ સુધી એ રાખો છો અને કેટલી EMI રાખો છો?

હા એનો interest હવે તમે fix deposit કરી છે તો તો મળી જશે પણ આ જે તમે as a caution આપો છો તો એનો કોઈ interest નહિ મળે હા કારણ કે તમે fix deposit તમે એવી loan લો જે બે મહિના સુધી એ પેલા ભરી દો તો પછી કોઈ problem જ નથી તો હું આગળ process કરી શકું, બરોબર ને? અને મને થોડી તમારી તમારું account already થઇ જાય આમાં બતાવે છે કે ત્રણ વરસ જુનું account છે right okay તો મને તમારી થોડીક details જોઈએ છે કે તમારી pan card details, aadhar card details અને બીજું મને જોઈએ છે હા તમારા salary slip ના જે પેલા screen shot છે કારણ કે હું આમાંથી process ના કરી શકું તો મને તમે અત્યારે possible હોય તો મોકલી શકો હા તમે અમ aware છો કે નહિ એના માટે મારે બધી details check કરવી પડશે એટલા માટે જ હું તમને કહું છું કે અને તમે જે online જે આ loan છે એ available છે તો તમે completely જોડી શકો છો એ બધું online થઇ જશે જો તમે એમાં interest હો તો તો અગર એ પ્રમાણે કરવું હોય તો એ પ્રમાણે નકર તમે bank પર આવા માંગતા હો તો એ અલગ વસ્તુ છે હા તમે તમારી પાસે હવે ICICI bank ની જે mobile App છે એ હોય તો એ install કરીને અને તમે એમાં homeloan માટે apply કરી શકો છો અને બીજું તમે એમાં apply કર્યા પછી એ એની request છે એ હું અહિયાથી approve કરી દઈશ પણ એના માટે actually હવે તમે directly call કર્યા વગર એમાં request નાખો તો એમાં possibility બવ ઓછી છે કે તમારી request aprove થાય બરોબર તો અગર એ possible હોય કે એમાંથી મતલબ હજુ તમારી request છે

અમ હું તમને મેં તમને જેટલો ભી data અત્યારે આ તમારો નંબર છે whatsapp number છે એના પર લખીને મોકલ્યો છે તો એ જેટલો ભી data છે મને એક વખત મોકલી દો ને હા અત્યારે જ મોકલી દો તો હું તમને અને હું તમને post book ભી કરાવી દવ છું. ભલે તમારે મે મહિનામાં જોઈતી હોય પણ તમે અત્યારે તમારી ICICI bank ની mobile app માંથી એ વસ્તુ process કરી શકો છો તો એ એ approval માટેની તો process okay dhara two seven zero one atICICIdot com

હમ okay હમ

આમાં તમે મને તમારા office નો કોઈ proof નથી મોકલ્યું મતલબ તમારી salary related એટલે છેલ્લા ત્રણ મહિનાની okay અને જે તમારું aadhar card છે એમાં તમારી birth details નથી મતલબ update નથી okay તો એના વગર તો loan મળવી possible નથી કારણ કે અમારે એ proof ના but આધાર તમને જે loan મળશે એ on the basis of aadhar card જ મળશે અમે એક જ કોઈ ભી ID ચલાવશું ને અને એમાં mainly આગળ process માં aadhar card જ જોઇશે તો તમારા બને તો જલ્દી જ આની કોઈ process કરીને અને change કરાવી દો

હમ okay fine

એમાં homeloan કરી ને એક sector હશે મતલબ એક tap એના પર tap કરો અને એમાં તમારી details એ માંગતું હશે તમારું નામ અને તમારા debit card ના last digit just for approval અને એના પછી એની જે valid up to date છે એ તમે આગળ select કરશો apply for homeloan આવશે નીચે green colour માં અને એના પછી તમને એક OTP આવશે તમારા જ ફોન માં તમે apply for homeloan કરશો એટલે વેરી verification માટે એ એ જે છે OTP એ એમાં નાખ્યા પછી અગર તમારી એ request છે એ successfully submit થઇ જાય છે તો તમારે aadhar card વગર ભી આ data થી તમને loan મળી જશે આગળ અમે process કરી શકશું અગર એ request તમારી fully submit નથી થાતી મતલબ તમારું aadhar card verification હજુ ભી pending છે એવું રહેશે હા તો તમે process કરતાતા ને અત્યાર સુધી કે ચાલુ નથી OTPOTP આવ્યા પછી submit આપો right પર click કરો right side માં નીચે અને અગર એમાં અગર એવો message આવે છે your request has been successfully submitted

તો હું એ cross verify કરી લઈશ અને એ request એ મારા જે આગળ manager છે એ ને submit કરી દઈશ અને એની dates છે તમારે અમ પંદર દિવસ તો લાગશે maiximum મતલબ એનાથી જલ્દી ભી થઇ જશે પણ પંદર દિવસ જેવું તો લાગશે હું તમને એક round figure આપું છું કે પંદર દિવસ ten days ten to fifteen days તો working days લાગશે જ તો એટલા માટે આ જેટલી ભી જેટલા ભી document છે એ મને અગર તમે ફોટો પાડીને મોકલો છો તો એ clear હોવા જોઈએ અને હું request કરીશ કે અગર તમે ફોટો પાડો છો તો પછી કોઈ ભી

so મને problem ના થાય અને document માટે તમને ફરીથી call ન કરવો પડે કે તમારે ફરીથી હેરાન ના થાવું પડે કે okay ફરીથી મોકલવા પડશે verification માટે જે ભી document મોકલો એ clear હોવા જોઈ એમનું બસ ખાસ ધ્યાન રાખજો અને there will be બાર જેટલા documents એ બધા તમારે મોકલવા પડશે એમાં જે ભી છે અગર તમને ક્યારેય હા અગર હા એ જ કહું છું અગર તમને એમાં કઈ ભી doubt છે કે કઈ ભી એવું થાય છે તો મને ફરીથી તમે call કરી શકો છો આ number પર બરોબર અને mostly તો aadhar card વગર આમ તો તમારી request એમાં submit થઇ ગઈ છે તો તમે properly તમે આ attach થઇ જ જશો તમારી loan approve હા હા okay હા હા હા અચ્છા હા એ તમારે fix જોઈએ છે કે floter જોઈએ છે મતલબ okay વાંધો નહિ હું બન્નેની details અને જે ભી document છે એનું list તમને હમણાં mail કરું છું બરોબર તો okay okay વાંધો નહિ હા હા હા પાંચ દસ અને પંદર બરોબર okay વાંધો નહિ સારું સારું okay thank you

મારો Rut અત્યારે એકદમ સારો ચાલે છે, તમારો? Salesman થોડુંક છે કામ રિલેટેડ એ આજ કાલ ચાલે છે થોડું, અપ ડાઉન ચાલે છે. તમારું કેવું ચાલે છે?

એમનો Rut દિલ્હી માં Rut પર કવર થાય છે.

મનોજ સર છે, બહુ જ Help કરાવે છે તમને પણ.

મારે પણ એવું જ છે, અલી સર નો Taru. પેલા તો થોડું કન્વ Conversion માં થોડુંક Up down ચાલતું તું, કેમ કે એમની Telecaller હતી. એ થોડુંક Answer જલ્દી આપે ના આપે, એ રીત નું હતું. એટલે, જ્યારથી હુ આવી છું, ત્યારથી એમને એવી Complies નથી આવતી કે મેડમ તમે મને Answer નથી આપતા. કે કોઈ જાતનો તમે મને એવી રીતના Rude Behaviour કરો છો, કોઈ જાતની કાંઈ Complainant ના હોય. એટલે એમ કે હુ મારે Help જોતી હોય તું હુ તરત કરી આપું, એમને જોઈએ તું હુ એમને તરત કરી આપું છે. અને એમના Rut ના છે ને, એ Rattlers પણ એવા જ છે. એક Ring માં Receive કરે અને એક Ring માં નઇ Receive કરે તો, Second time ની Ringing માં તો Receive કરી જ લે છે. એટલે, કામ ત્યાં થોડુંક સારું થઇ જાય છે. Rut જલ્દી પતી જાય છે English માં. એમનું એવું છે. થોડાક Strict સ્વભાવ ના છે, એટલે એમ કે Receive ના કરે, તો મને એમ કે મેડમ ની કઈ વાંધો નઇ, હુ Call કરું છું, તમે રેવાદો, હુ Call કરું છું પછી હવે Receive કરે છે, હવે કરી લે સે, તમે કરો Call. એટલે એ રીતનું એમનું શું નો થોડોક સ્વભાવ પણ એમનું કામ પણ. એટલે થઈ જાય એમનો RutDaily માં Hundred માં કવર થાય છે.

કામ માટે hundred percent હોવું જ જોઈએ. Right એક વસ્તુમાં આપણે હોશિયાર છીએ, મતલબ એમકે કે કઈ વસ્તુમાં આપણે અંદર Involve થયા છીએ ને, તો એને એ રીતે કે આપણે est hundred percent આપી દઈએ એમ. પછી એને અધૂરું મૂકીને પણ કાંઈ ફાયદો નથી. એના કરતા એને Hundred percent આપીને, Best બને ત્યાં સુધી Best આપીને એને, કેમ પતાવી નય કામ ને. હમમમ. Right. Right. Right. હમમમ. Right. Right. હમમમ. બન્ને ની મહેનત જોઈએ. કારણ કે, હમમમ, કારણ કે, જો Rut છે બરોબર, હું પણ કરું છું અને એમને પણ કરે છે બરોબર. કહેવાય છે કે Order taken એમના છે, પણ ઈ Effect મને પણ કરે છે. Order લાયા હશે તો હુંય એમ કહીશ કે ના મારો Rut છે. મારા Salesman છે, કે મારા Outlet, મારા આટલા Order છે. તો ઈ, ઈ વસ્તુ Effect મને પણ કરે છે. હું કહી શકું છું ગર્વ થી કે ના મારા Order છે. Salesman કહી શકે છે કે ના મારા Order છે. એ કહી શકે છે કે મારા Salesman, મારી TH.

Right. ગુલ્લુ સર, One of the best salesmen. મારા Favorite. એટલે એમને એવું છે, એને શાંત માણસ છે એવા પણ નહીં કે આમ એમને જરાય અને એમને કહીએને કે સર આ કામ થઇ જવું જોઈએ, આ Outlet કવર નથી થયું તો મને એ કરાવી દો. કઈ વાંધો નહિ મેડમ થઇ જશે આજના દિવસમાં, એટલે એ વસ્તુની પછી મારે એમને Second time યાદ ના કરાવું પડે કે સર આ Outlet મેં તમને કીધી હતી ને તમે નથી કરાવી. તમને જાતે જ કહી દે, મેડમ તમે આ Outlet કીધીતી, હું તમને કરાવી દઈશ. થઇ જશે. Positive વેય માં, Positive way માં જાય છે કે ના મેડમ થઇ જશે, Tension ના લો. Very good. Right? Right. અને સપોર્ટ Right પણ છે, એમનું Behaviour છે, એમની Speech છે, એમની કામ કરવાની રીત છે. અને, Even, એમની કોઈ Speech એ જાતની નહિ સામે છોકરી છે તો એને Respect આપો. Rut માં પણ કોઈ એવી રીતના આપણી, આપણી સાથે આડી રીતના વાત ના કરી શકે. કેમ કે ખબર છે કે કહી દે મેડમ, તમારી સાથે કોઈ આવી રીતના Rude Behaviour કરે, તો મને કહી દેજો.

એક જાતનું શું, તમે સામે વાળને Respect આપો ને તો એમને પણ Second time તમારી સાથે વાત કરવામાં એક ખુશી આવે છે કે ના હું એમને સાથે વાત કરીશ, તો એ મારી સાથે Wrong behavior નહીં કરે. એ મારી સાથે હસીને, હસી પછી, હમમમ, એક, એક જાતની એમના Face પર Smile આવશે કે ના, ના આ માણસ સાથે હું વાત કરીશ ને તો ઈ મને હસીને Reply આપશે સામે. એટલે, ક્યારેક, positive way માં પણ વાત કરવી જરૂરી છે. સામે વાળાના Face પર Smile આવે, આપણાંય ફેસ પર Smile આવે. એ જરૂરી છે. Communication gap ક્યારેય ન થવો જોય બેવ

હમમમ. એક Rut માટે, હમમમ EvenCommunication, even હા. Communication, even મારા હુસૈન સર છે, એમનું જોવા જઈએ ને તો હું એમ ક્વ છું સર આ Outlet છે, મને Cover કરાવી દો. આ Outlet છે, મને કરાવી દો. Switch off માંથી કે Wrong છે, મને Update કરાવી. કરાવશે ખરી, પણ એમ તો આમ કામ જોવા જઈને તો એટલા ઢીલા છેને એટલે એની વાત જ જવા દો બોવ શાંત માણસો છે જ. પણ એમને એટલી

એવું નથી કે નથી કરાવતા મહેનત તો એમને પણ કરે છે પણ એમને Sal કામ કરે. હવે એક ringing છે બરોબર એ કવર કરાવી લેય તો એમને એમનામ જ છે Capacity છે કે લાવી શકે છે Hundred માં આવી શકે છે route પણ એ જાત ની સામે મહેનત નથી એમનો route છે બરોબર એ બરોડા માં બેઠા બેઠા એમનું જે salesman નું કામ છે એ the best કરી રહ્યા છે. એ outlay પાર જય રહ્યા છે. એમનું કામ Perfect કરે છે પણ સામે Order નથી આવ્યો એક ringing છે એને હું કવર કરાવી લઉં તો કેમ એ પણ ringing માં ના આવે? અને route ને hundred માં લાવવો હોય તો order takeup પણ Hundred માં આવવા જોઈએ ને? તમે જયારે સફળ થઇ જ રહ્યા છો તો એનો order પણ જરૂરી છે.

હમ હું પણ સોચુ કી help Right અને એક ખુશી પણ થાય કે ના આજે એટલી ringings છે બરાબર ચાર છે હું એને બને એટલી મારી hundred person આપું. એ ચાર પણ ના રેવી જોઈએ.

Combine માં નામ બંને નું જ આવશે કે ભાઈ આ જો આ route છે, આની TS છે, આનો salesman છે એ અપ લાવી રહ્યા છે તો નામ એ આપણું સવાર નું છે અપ

બંને નું થશે અને અત્યાર ના જમાના માં આગળ વધવું કોને ને ના હોય કોને પસંદ ના હોય કે હું આગળ વધુ કે મારુ કોઈ નામ જાણે કે મારુ કોઈ work જોવે કે ના હું કેટલી perfectly કામ કરું છું કેટલી up માં આવું છું કે કે હું કેટલા up માં આવું છું મને બે ચાર લોકો તો કેટલું ખુશી કોને ના થાય?

ના, right right Yash. હમ

હમ હમ અને એક confidence પણ વધે છે કે ના હું આ કામ કરી શકું છું. experience સાથે confidence બવ જ જરૂરી છે. જે આપડે એક વરસ થી કામ કરી રહ્યા છીએ એમાં આપણ ને experience તો મળી જ રહ્યો છે પણ સામે વાળા વ્યક્તિ સાથે કઈ રીત ની આપડે વાત કરવી, કઈ રીત નો આપડો મુદ્દો મુકવો. કઈ રીતે એ માણસ ને વસ્ત નું cell કરવી છે એના માટે conveyance કરવો. એ આપણ ને થોડીક મળે છે હિમ્મત મળે છે. કે ના એને આપડે આ વસ્તુ સમજાવીએ કે product સારી છેકર vance કરીયે એને. તો experience પણ મળે છે. as a person આપડે એની સાથે આપડી વાત મુકવા એની સામે.

નય first રાઈટ, દરેક વસ્તુ માટે આપણને કૈક ને કૈક experience અને કૈક ના કૈક શીખવા મળે છે. stating માં તમે first step મુકો ત્યારે જ તમે second step પાર જય સકશો. Right એની માટે, હા એની માટે માણસ માં થોડીક હિમ્મત હોવી જોઈએ, એવું નથી કે આ મરાઠી નાઈ થઇ કે હું નાઈ કરી શકું, કેમ ના થઇ? હું કરી શકું છું. મરા થી થશે. એક વાર Tri કરવામાં શું છે? એક વારમાં નાઈ આવડે તો second try કરીશું આપણે, second try માં જે first try માં આપણે ભૂલ કરીથી એ second try માં બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરીશું કે એ ભૂલ નાઈ થઇ આપણાથી. હમમમ હમમમ હનજી હા, નય હમમમ રાઈટ Right, right હમમમ ત્યાં હમમમ, હમમમ, કોઈ ની સાથે speech ની first starting હૈ hello થી કરીએ ને અપને? તો એના સાથે કેવું confidence વધે છે કે ના હું એની સાથે વાત કરું તો બીજા સાથે કમ નય? હું અને friend બનાવી દવ, એને friend બનાવતા બનાવતા થોડા થોડા અપણે વાતો માં, રહેંમાં સહન માં speech માં આપણે comfortable થઈએ એની સાથે. એની સાથે થતા થતા આપણે એમ થઇ કે નાઈ કંપની બેટર છે, ઐયાના વ્યક્તિઓ better છે, કામ કરવાનું સુ એક ધગસ જાગે છે કે ના હું કરી લઈશ, હું કરી શકું છું. હું કરીશ, હું જ કરી શકું છું, એવું થઇ કે ના હું કરી લઈશ હમ્મ એ વસ્તુ માં આપણને confidence આવે છે.